લીબરઓફીસ ઈમ્પ્રેસ પ્રસ્તુતિકરણ એટલેકે પ્રેઝન્ટેશન ડોક્યુમેન્ટ બનાવતા અને પાયારૂપ ફોર્મેટિંગ બતાવતા આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આ વિશે શીખીશું ઈમ્પ્રેસ વિન્ડોના ભાગોસ્લાઈડ ઇન્સર્ટ એટલેકે દાખલ અને કોપી કેવી રીતે કરવીફોન્ટ એટલેકે અક્ષર વિશે અને ફોન્ટ ફોર્મેટિંગ
અહીં આપણે ઉબન્ટુ લિનક્સ ૧૦૦૪ અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩૩૪ વાપરી રહ્યા છીએ
ચાલો આપણું સેમ્પલ ઈમ્પ્રેસ નામનું પ્રેઝન્ટેશન જે આપણે આગળના ટ્યુટોરીયલમાં બનાવ્યું હતું તે ખોલીએ
ચાલો સ્ક્રીન ઉપર શું છે તે જોઈએ
મધ્યમાંઆપણે જોઈએ છીએ તે છે વર્કસ્પેસજે આપણી કામ કરવાની જગ્યા છે
જેમ તમે જોઈ શકો છોવર્કસ્પેસ પાંચ ટેબ્સ ધરાવે છે જેમને વ્યુ બટન્સ કહેવાય છે
વર્તમાનમાં નોર્મલ ટેબ પસંદ થયેલ છે
વ્યક્તિગત સ્લાઈડ્સ બનાવવા માટેનો આ મુખ્ય દેખાવ એટલેકે મેઈન વ્યુ છે
આઉટલાઈન વ્યુ વિષય શીર્ષકોઆઉટલાઈન ફોરમેટમાં દરેક સ્લાઈડ માટે બુલેટ અને નંબરવાલી યાદી બતાવે છે
નોટ્સ વ્યુ તમને દરેક સ્લાઈડમાં નોંધ ઉમેરવા પરવાનગી આપે છે જે પ્રેઝન્ટેશન બતાવતા દરમ્યાન દેખાતી નથી
હેન્ડઆઉટ વ્યુવક્તવ્ય અહેવાલ માટે સ્લાઈડ્સને પ્રિન્ટ એટલેકે છાપવા માટે પરવાનગી આપે છે
અહીં આપણે દર પૃષ્ઠ પર જેટલી સ્લાઈડ છાપવા માંગતા હોઈએ તે માટે સ્લાઈડના આંક પસંદ કરી શકીએ છીએ
સ્લાઈડ સોર્ટર વ્યુ સ્લાઈડના થંભનેઇલ્સ એટલેકે સ્લાઈડને નાના ચિહ્ન રૂપે દેખાડે છે
ચાલો ફરી નોર્મલ વ્યુ બટન ઉપર ક્લિક કરીએ
સ્ક્રીનની ડાબી બાજુએતમે સ્લાઈડ્સ ફલક એટલેકે પેન જોઈ શકો છોતે તમને પ્રેઝન્ટેશનમાં રહેલ સ્લાઈડ્સને નાના ચિહ્ન રૂપે દેખાડે છે
જમણી બાજુએતમે ટાસ્ક પેન જોઈ શકો છોજે પાંચ વિભાગો ધરાવે છે
લેયઆઉટ વિભાગ પૂર્વ પેકેજ ગોઠવણીઓ ધરાવે છે
આપણે તેને સીધી રીતે અથવા આપણી જરૂરીયાત પ્રમાણે તેને બદલી વાપરી શકીએ છીએ
આપણે આ બધા વિભાગો આ ટ્યુટોરીયલની શાખાઓ મારફતે ઊંડાણથી સમજીશું
ચાલો હવે સ્લાઈડ કેવી રીતે દાખલ કરવી તે શીખીએબીજી સ્લાઈડને સ્લાઈડ્સ પેનમાંતેને ક્લિક કરી પસંદ કરીએ
હવે આપણે ઇન્સર્ટ અને સ્લાઈડ ઉપર ક્લિક કરીએ
આપણે જોઈ શકીએ છીએ કે બીજી સ્લાઈડ પછી એક ખાલી સ્લાઈડ દાખલ થઇ છે
સ્લાઈડમાં શીર્ષક ઉમેરવાટેક્સ્ટ બાર જે કહે છે ક્લિક ટુ એડ ટાઈટલ તેના ઉપર ક્લિક કરીએ
હવે લખીએ શોર્ટ ટર્મ સ્ત્રેટર્જી અને ટેક્સ્ટ બોક્સની બહાર ક્લિક કરીએ
તો આ પ્રમાણે શીર્ષક ઉમેરી શકાય છે
સ્લાઈડની બે રીતે નકલ થઇ શકે છે
ચાલો તો પ્રથમ માર્ગ જોઈએઇન્સર્ટ પર ક્લિક કરી ડુપ્લીકેટ સ્લાઈડ ઉપર ક્લિક કરીએ
આપણે જોઈ શકીએ છીએ કે સ્લાઈડની નવી પ્રતિકૃતિ જે આપણે પહેલા સ્લાઈડ બનાવી હતી તેના પછી દાખલ કરાઈ છે
અન્ય રીતેવર્કસ્પેસમાંસ્લાઈડ સોર્ટર ટેબ ઉપર ક્લિક કરી સ્લાઈડ સોર્ટર વ્યુ ઉપર જઈ
હવે સાતમી સ્લાઈડની માઉસનું જમણું બટન દબાવીકન્ટેકસ્ટ મેનુમાંથી કોપી પસંદ કરી નકલ કરીએ
છેલ્લી સ્લાઈડ ઉપર જમણું બટન દબાવીપેસ્ટ ઉપર ક્લિક કરીએ
આફ્ટર પસંદ કરીઓકે ક્લિક કરીએ
તો તમે હવે પ્રેઝન્ટેશનના અંતે આ સ્લાઈડની નકલ બનાવી છે
ચાલો હવે ફોન્ટ એટલેકે અક્ષરો અને ફોન્ટ ફોરમેટ કરવાની રીતો જોઈએ
લોંગ ટર્મ ગોલ દ્વારા નિર્દેશિત સ્લાઈડને બે વાર ક્લિક કરી પસંદ કરીએ
હવે બોડી ટેક્સ્ટ બોક્સને ક્લિક કરી અને બધા લખાણને પસંદ કરીએહવે તેને રદ કરીએ
રદ થયું હવે લખીએ રીડ્યુસ કોસ્ટ્સ રીડ્યુસ ડીપેન્ડન્ટ ઓન ફયુ વેન્ડર્સ ડાયલોગ કસ્ટમાઈઝ એપ્લીકેશન ફોન્ટ ટાઈપ અને ફોન્ટ સાઈઝ બદલવા એ જેમ લીબરઓફીસ રાઈટરમાં જોયું હતું તેવું જ છે
લખાણની એક લીટી પસંદ કરીએટેક્સ્ટ ફોરમેટ ટૂલ બારમાંફોન્ટ ટાઈપને અલ્બાની થી એરિઅલ બ્લેક કરીએ
અને ફોન્ટ સાઈઝ 32 થી 40
બોક્સની બહાર કશે પણ ક્લિક કરીએ
નોંધ લો કે ફોન્ટ બદલાઈ ગયા છે
ક્લિક કરી મેઈન મેનુમાં ફોરમેટમાં ફોન્ટ બદલીએ અને કેરેક્ટર ઓપ્શનમાં પણ
આ એક સંવાદ બોક્સ ખોલે છે જેમાં આપણે આપણી જરૂરીયાત મુજબ ફોન્ટસ્ટાઈલ અને સાઈઝ સેટ કરી શકીએ
ચાલો આ સંવાદ બોક્સ બંધ કરીએ
ફોન્ટનો રંગ બદલવાઆપણે ડેવલોપમેન્ટ અપ ટુ પ્રેઝન્ટથી નિર્દેશિત સ્લાઈડ પસંદ કરીએ
બોડી ટેક્સ્ટ બોક્સ ઉપર ક્લિક કરી બધા લખાણને પસંદ કરીએ
ફોન્ટ કલર ચિહ્ન ઉપર નીચે દિશા દર્શાવતું બટન દબાવી અને જે ગમે તે રંગ પસંદ કરીએ
હવે ટેક્સ્ટ બોક્સની બહાર કશે પણ ક્લિક કરીએ
રંગમાં આવેલ બદલાવ જુઓ
બોલ્ડ ઇટાલિક્સ અને અંડરલાઈન જેવા ફોર્મેટિંગ લીબરઓફીસ રાઈટર ડોક્યુમેન્ટ્સમાં હતા એ સમાન જ છે
રેકમેન્ડેશન થી નિર્દેશિત થયેલ સ્લાઈડને પસંદ કરીએ
બોડી ટેક્સ્ટ બોક્સને ક્લિક કરી અને લખાણની એક લીટી પસંદ કરીએ
હવે બોલ્ડ ઇટાલિક્સ અને અંડરલાઈન ચિહ્નો ઉપર ક્લિક કરીએ
હવે ટેક્સ્ટ બોક્સની બહાર કશે પણ ક્લિક કરીએ
લખાણમાં આવેલ બદલાવ જુઓ
અહીં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આપણે આ ટ્યુટોરીયલમાં શીખ્યું ઈમ્પ્રેસ વિન્ડોના ભાગોસ્લાઈડ ઇન્સર્ટ એટલેકે દાખલ અને કોપી કેવી રીતે કરવીફોન્ટ એટલેકે અક્ષર વિશે અને ફોન્ટ ફોર્મેટિંગ
આ કોમ્રીહેન્સીવ અસાઇનમેન્ટનો પ્રયત્ન કરો
નવું પ્રેઝન્ટેશન બનાવો
ત્રીજી અને ચોથી સ્લાઈડ વચ્ચે એક સ્લાઈડ ઉમેરો
પ્રેઝન્ટેશનના અંતે ચોથી સ્લાઈડની નકલ ચોટાડો
બીજી સ્લાઈડમાં ટેક્સ્ટ બોક્સ બનાવો અને થોડું લખાણ લખો
લખાણનું ફોરમેટ ફોન્ટ સાઈઝ 32 કરી બદલો
લખાણ બોલ્ડ ઇટાલિક્સ અંડરલાઈન અને રંગ ભૂરો કરો
આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
મૌખિક ટ્યુટોરીયલ યોજનાનો જૂથ મૌખિક ટ્યુટોરીયલની મદદથી વર્કશોપ કરે છે
જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ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
આ ઉપર વધુ માહિતી સ્પોકન હાઈફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ ન્મેઇક્ટ હાઈફન ઇનટ્રો ઉપર ઉપલબ્ધ છે
આઇઆઇટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું શિવાની ગડા વિદાય લઉં છું